લોકો ને research કરતાં જોયા છે કે market આજે બહુ વધી ગયું કે market પડી ગયું એટલે એ વાત કરે છે census અને nifty ની બરોબર આ સમજતા પહેલા આ સમજતા હોય ઘણાને એમ થાય કે market પડી ગયું market વધી ગયું એટલે શું આ સમજતા પહેલા આપણે આટલી વસ્તુ સમજવી પડે છે એ શું તમે શેર સમજાઈ ગયું બરોબર છે હવે જે આ શેર છે બે હજાર નો એકહજાર નો બરોબર છે એ કોણ બહાર પાડી શકે તો એને કહેવાય publiccompany જાહેર company કહીએ છીએ ને ગુજરાતીમાં public company private company એ શેર બહાર ના પાડી શકે મારું ટેકનોલોજી નો બિઝનેસ હોય અને મને એવું લાગતું હોય મારે મુડીની જરૂર છે મારે જાહેર જનતા પાસે મુડી નથી લેવી કારણકે જાહેર જનતા પાસેથી લઈએ છીએ તો બધુ inform કરવું પડશે મારે અરે એ બધી માથાકૂટ નથી જોઈતી

જેવી તમારી public company થાય ને બહુ મોટી માથાકૂટો ઊભી થાય એ શેર હોય ને market મા Publiccompany ના જો private company ની વાત નથી કરતા એ વસ્તુ આખી અલગ થઇ ગઈ એને આપણે કંઈ અત્યારે લેવાદેવા નથી શેર હમેશા company ના હોય વાત કરી બરોબર ને હવે market માં

authority છે Security Exchange Board of India જો market મા બધુ થતું હોય એમાં કોકમાં ધ્યાન રાખવા જેવુ હોય ને એમને બધુ ચલાવા દેવાનુ

તારી પાસે મિલકત કેટલી છે તારે કેટલી લોન જોવે બધ report બનાવવા પડે અને આપવા પડે આ બધુ ચકાસે questionnaire કરે પછી આવુ બધુ કરે ને તો મૂકી market શકે કે ભાઈ અને બઉ document મૂકવા પડે આ બધી IPO ની procedure કેવાય શું કેવાય એને IPO લાવો છે IPO એટલે શું કેવાય publicoffering હુ છુ તમને deep મા લઇ જવું મારે actually સમજાવું હતું આ મે કીધુ આ સમજાવી એ પહેલા આ બધુ clear થઇ જવું જોઈએ આ બધુ કેમ સમજાવે છે અમને બરોબર ગણીવાર reactionchange કરવુ પડયું ગણા લોકો ને યાદ કરાવી દઉં

jemke reliance jio વાળા ને કે મારે સો કરોડ જોઈએ છે નામ reliance નું છે બરોબર એટલે જે હતું એના કરતા એ લોકો વધારે નાખેબારોબાર એ હોય છે સુ IPO Initial public offering, એટલે કે સૌથી પહેલી વખત company પૈસા માંગે ને

evu to aapde technical એના પેરામિસ્સીઓન માં એજ આવે હે તમને whatsapp message આવે હે અલગ અલગ વેબ્સિતે માં જુડો ઘણી જગ્યા reliance IPO આવે તો હવે એક વાર આ IPO આવી જાય અને એનો stock live થયી જાયને તો એને એવું કહેવાય ને listed company લિસ તે દ listed એટલે કે સુ કહેવાય લિસ્ટ માં આવીગયા company કેમ કે આ પબ્લિક company અત્યાર સુધી કોઈને નથી ખબર હવે એને google માં સેર્ચ કર્યો money control માં સેર્ચ કર્યો નામ દેખાય કેમ આની વિષય માહિતી દેખાય કેમ થતું લોકોએ એમાં પૈસા મૂયક અલગ અલગ જગ્યાથી ઇન્ડિયા માં થી પણ હવે એટલે કાયા કહેવાય એને બારોબાર આ બધું થોડુંક આવડે છેને reliance નો price શુ ચાલે D Mart નુ શુ ચાલે LNT નુ શુ ચાલે HNB શુ ચાલે આ બધી information કોણ આપે બધા શેર ના ભાવ આપે કોણ બરોબર તો આપણી પાસે એવા બે stock exchange છે BSE અને NSE અને અને સુ કહેવાય અને કેહવાય stock exchange શેર બજાર ની વાત કરી હતી હવે લે વેચ કરવું છે મારે લેવાતું શેર તમારે વેચવા છે Reliance સો કરોડ ના શેર market માં થી છે આવું તોહ કેટલુંક થતું હોય તો અહીંયા આવે SEBISEBI એટલે ખબેરદાર બધુ લૂટવા માં જે કયી કરું પણ બધું કરે કોણ આટલું બધું trading કોણ કરે આખા દિવસ માં કેટલાક શેર લેવાતા હોય વેચતા હોય કોણ કરે એ બધી facility આપે stock exchange

તો stock exchange આપણી પાસે બે stock exchange છે મોટ એમ તો નાના નોટ બે ત્રણ છે પણ અત્યારે આની વાત કરીયે એક તો BSE એક તો NSEBSE એટલે bombay stock exchange અને NSE એટલે national stock exchange બરોબર હવે exchange કેજે બધી આપણી અર્થવ્યવસ્થા માં company ના શેર હોયને પરિવર્તે company માં થઇ પબ્લિક company થાય પેલી government ની બોન્ડ માં જવું પડે ઘણી બધી વસ્તુઓ હોય financial વસ્તુ માં stock exchange મદદ રૂપ કરે અને પછી તમે reliance નો શેર ગોઠો ને કે D Mart કે LNT કે એની બધી information અને ઘણી વખત company પણ એવું હોય reliance હોયને તેવું કરીયે આપડે આપડા આપડા શેર ક્યાં હોવા જોઈએ NSE માં આપડે BSE નાખી રાખવું બેઈ માં નાખો હજુ તમને ચોઈસ મળે બરોબર હવે જેમ કે બોઉ કોઈક મોટો ખેડૂત છે ઈ સુ કેયી કે આપડે કામ કરીયે આપડે ગુજરાત મૈં વેચવુ છે અને પંજાબ માં પણ વેચવું છે સમ્જાયુને હવે ઘણી બધી હવે ધીરે ધીરે બીજા બધા state માં જાય છે

હવે આ stock exchange ઉપર પેર પુરી બાઝાર હોય SEBI ની અને SEBI છે ને SEBI security exchange board of india બધા ડુપર બાઝાર રાખે બધા ને punishment કરી સકે બરોબર છે હવે આ બધું સુ કામ જોયીસુ practically તમે જયારે trading કારસો invest કરશો ત્યારે બૌ આવસ્તુ માં ફરક નથી પડવાનું બૌ નહિ પણ ક્યાંક અમુક વસ્તુ તમને બીજી વસ્તુ ખબર હોવી જોઈએ કે trade હું BSE માં કરું NSE માં કરું ક્યાં સુ થાય કેમ થાય આ બધું વસ્તુ આ બધી ઘણા લોકો ને ખબર નથી હોતી આપડે પાયા થી શીખીએ છીએ એટલે મેં તમને concept સમજાય વું આને હવે તો હું video ના પછી બતાવીશુ જેમાં હું IPO ના BSE ના બૌ detail માં knowledge આપીસ પછી આપણે થોડું બધું ટચ ભી add કરીયે છીયે આપણે એમાં PhD નથી કરી બરોબર તો ધીરે ધીરે તમે SEBI સમ્જાવીસુ એક authority છે ધીરે ધીરે તમને stock exchange સમજાવી દીધું કે બધા વેહવારનું રે છે stock exchange કે બધી company ના પૈસા ઉઘરાવા હોય પૈસા ઉઘરાવી લે પછી prize ની information આપે આ બધું કોણ રે છે BSE અને NSE કરશે ભૈલા બરોબર હવે આટલું clear થાયઇગયું તમને લોકો ને જો આપડે stock market સુ છે એ સમજી લીધું શેર આપડે શેર સમજી લીધો પછી આપણે આ BSENSE સમજાય ગયું એટલે કે stock exchange સમજી લીધા આપડે SEBI સમજી લીધું આપડે થોડીક IPO ની વસ્તુ સમજી લીધી થોડુંક સમજી લીધું બરોબર એટલા કોન્સપ્ત અત્યારે clear થયી ગયા i hope કે અલ્મા કોઈને કોઈ doubt નહિ હવે થોડાક આગળ વધીએ આપડે ઘણી વખત તમે એવું જાણિયું હશે કે ઘણા લોકો trading કરતા હોય trading બરોબર હવે કોઈ માણસ અત્યારે રાજકોટ માં ભેટુ છે આ માણસ હવે એને trading કરવું છે stock માં તો એમાં અપાન ને જરૂર પડે વચ્ચે stock exchange છેને stock exchange બિચારી facility આપે છે બેમાં બધી નાની મોટી વસ્તુ માં interest નથી એટલે એમ કેયી છે કે trade ની અંદર તેને કોઈ પાસે થી પૈસા ઉઘરાવે છે કોઈને પૈસા ચૂકવે છે એ બધા બધા મોટા મોટા વ્યવાર અમે કરસુ એમ તો આપ્સુ અમે રિપોર્ટ આપ્સુ અમને આ બધી વસ્તુ માં interest નથી એટલે market માં રોકાણ કરવા માટે broker ની કી broker જે અલગ અલગ લોકો જે આખા ઇન્ડિયા માં બેઠા ચેને અને એને જે શેર લે વેચ કરવા છેને એના માટે કોઈ platform પ્રોવિડે કર્યો અને એ લોકો ને હેલ્પ કર્યું હવે માણીલો કે મારુ direct connection broker સાથે છે મને BSENSE સાથે કોઈ લેવા દેવાજ નથી BSENSE માટે આપડે exist જ નથી કરતા એ કોના માટે વધારે exist કરે છે સીધા reliance નામ reliance તો એ છેને SEBI ના BSENSE પાસે જાસે બધી કારસે મને તમારી ત્યાં લિસ્ટ થયુ છે મને લિસ્ટ કરવા દેઓ IPO બાર કાળશે એ IPO નો knowledge આપણ ને broker ને આપ્સુ અને broker આપણ ને કેસે કેતન ભાઈ IPO આવે છે રોન કરવું હોય તો તમારી ભૂધિ પ્રમાણે તમે કરજો એટલે આપણું direct connection broker સાથે હોય

ઓ મારે ખાલી trading માં investment કરવી હોય તો બ્રોકર શીવાય માં આપડે જેસુજ નહિ મારે કોઈ નુ કામ નથી બીજું જોડે કામ હે ભાઈ સમજાયઈગયું તમને તો એટલા માટે હું તમે સમજાઉં ચુ કે ઘણા લોકો ને ખબર નથી હોતું કે ભાઈ

પછી અહીંયા છે company આ IPO ને બધું આવતું હશે પછી અહીં રીતે આવતા હશે અને આ બધાયની નીચે આ બધા નાના નાના investor ઓ ને trader ઓ દેખાતા હશે આપણે એક broker SEBI આ બધા ને કરે આયા કોઈ company આવે reliance જેવી reliance ની જેવી તે company SEBI પાસે ઇ વર્ક કરે ને આની પાસે ઇ વર્ક કરવાનું

અને broker એ આની સાથે કામ કરવું પડે SEBI સાથે અને ઘણી વખત આ BSE નું રોજ ચાલતું હોય કેમકે broker તો SEBI તો broker ને કે છે ભાઈ જો આ આવું છે આવું આવું નથી

એ સૌથી વધારે ગયો હવે એટલે અત્યાર time થોડોક પૂરો થયી ગયો છે ન થોડુંક તામેં સમજાયવું અને ત્રીસ પાત્રીસ SEBI BSE ને સોંપે છે બધી company યો બધી government કે જે પૈસો એમની broker અને આપડે આરીતે આપડુ stock market ચાલતું હોય

આ રીતે આખું આખું ચાલતું હોય તમારે i hope તમને આજે એટલું તોહ સાંજનું હશે કે stock market સુ છે સૌથી પહેલાં કાઉ ઈ તો clear થયી ગયું પછી એમાંથી શેર શું છે તો business ની હિસ્સેદારી એક ની યા બીજી પછી આ SEBI શું કામ આવ્યું security exchange board of india આ ઉપરાંત હજારો કરોડોના transaction થાય છે એની ઉપર નજર રાખવા કોક તો જોઈએ ને હિંદ આ માણસના જાતી કુળ હતી જણાવતી દેતી. પરંતુ એ એ ક્યાં શહેર એક ગામ નો છે તે પણ એ કહી દે છે. એક વલખત ભરૂચમાં બે મનુષ્ય ભાગ યુદ્ધ ખેલતા જોયા હતા તે વેળા અને બહુ નવાઈ લાગે હતી. ખેલતા હતા. તેની નવાઈ નોતી લાગીશ બે માણસો મળે ને લડે નહિ તો નવાઈ લાગે લડે એ નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. તું લાલચોળ ડોળા કાઢીને ગાડ પર ગાડ દેજે તે વાળ પરથી નીચે ઉતારતી બતાવી દઉં એજે થયું કાલા તારું મોં ઉજળું છે પણ કર્મ તો કાલા છે ધોળામાં ધૂળ પડી તારા જીજા એ ઉપરથી જવાબ દીધો. આ બને યોદ્ધાઓને એક મટે ળ કારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસો ને મેં ળ ને સ્થાને લ વાપરતા સાંભળ્યા સુરત વડોદરા અમદાવાદ બધે સ્થળે ળ બોલાય છે. એ ભરૂચમાં કેમ બોલતા નથી ઉચ્ચા સ્થળનો વિસંગ કોયડો છે મને મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર એ પરથી ળ કા શીખવામાં આવ્યું છે ભરૂચમાં નળ નથી તેથી કદાચ ભરૂચ વાસીઓએ નળ ની સાથે ળ નો બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને જાજી મુસીબત મૂકી ળ કારનો બહિષ્કાર કરનારી ભીમ ભરૂચ વાસી ની છે એમ તરત જણાય આવે છે તે જ રીતે હવકારનું હેરકાટ માગનારી સુરતી જીભને સરખું ખોદીએ છીએ ને. રાવું પીએ છીએ એમ કેહનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસ સ્થાનની ખબર આપી દે છે. જીભની દેશીપનું અદભુદ છે દાદના

અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે મોમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની જીથરા વગર પાણીની જીભમાં કાર ઉજવણી શક્તિ છે.

અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈ થી પણ મનાય એવી નથી મનુષ્ય કરતા હાથ ની બાબત માં બિલાડી હાથની બાબતમાં ગોરીલો નાકની બાબતના કૂતરો પેટ ની બાબત માં વરુણને ને પગ ની બાબતમાં ગધેડો બળવાન હોય છે. તે જાણી શકે છે એમજ બીજા જાનવરો પણ હોતા નથી એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીભ સિવાય ની બીજી ઇન્દ્રિઓના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નશીબદાર છે મનુષ્યનો ખરેખરો વિકાશ જીભના વિષયમાં થયો છે. કીડી મકોડા વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખ શકાતા નથી. બિલાડા કુતરા આદિ કૃષિઓને જીવ લે છે. પણ તે માત્ર અમુક પ્રકારના કાઢી છે. એટલી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના કરી શકે છે પોપટ વગેરે પક્ષીઓ કઈક માણસના અવાજ ને મળતા આવે એવા પ્રકારના ભર્મ કાઢી શકે છે પરંતુ એક મનુષ્ય જેવું જાણે છે. જીભ વડે કઈ પણ પ્રકારનો ભર્મ કાઢી શકે છે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી માટે જ મનુષ્ય પશુ પક્ષી કરતા શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કુતરા

જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એક બાળકે જે રીતે મનુષ્યને શ્રેષ્ઠતાને એની જીભ ને લીધે જ છે. સમય સંજોગે અનુકૂળ થઈ જવાને જીભની શક્તિ પણ જેટલું જ છે. પિતાના ઘર વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના આચારમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ રહી છે. સુધારકો પર તીવ્ર દાણ જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી છે. ઘરને ખૂણે વિપરી અમલદારની સંખત જાતકની કાઢતી જીભ એ અમલદારના છાનીધ્ય એના ગુણગાન ગાવા મંડી પડે છે એક ગાડી વાળાએ એક નાના છોકરાને કઈક કારણસર તમાચો માર્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો એનો પીતોય ઉશ્કેલય ગયો. કોનેમાર્યું મારા છોકરાને લીલી છાલ ઉતેડી નાખી જોવ તો ખરા મારા છોકરાને આગડી અડવાની હિંમત કોને કરી. તેમ બોલતો તે છોકરાને લઈ ને આગળ આવ્યો છોકરા ગાડીવાળા ને બતાવાનું કહ્યું. આણે માર્યો વજનવાળા ગાડી વાળાએ આગળ આવી આને માર્યો છે શું છે. કહી ને બાઈ ચડવા માંડી છોકરાના પિતાએ જીભના બદલાયેલા રંગ જોઈ કહ્યું. બહુ સારું કર્યું એતો એ જ લાગનો છે એક જ તમાચો શું કામ માર્યો મારવાતાં ને બે ચાર મારા દેખતા મારો બીજી એક ઝાપટ આ જ પ્રમાણે બધાની જીભને સમયને બિલકુલ થઈ જવાની શક્તિ રહેલી છે જેના માં એ શક્તિ જેટલી વધારે વિકસિત એટલો એ વધારે ગણાય છે. એતે જીભના જાદુ ને કામળ પણ અનેરા છે એ મોહિનીના મોહન સાત્ય નાતે અસરકારક કરતા પણ જીભ કાતિલ નીવડે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર સ્ત્રી ફિદા થઈ જવાની જાણીએ છીએ જયારે આપણને અંશત આશ્ચર્ય થાય છે. એવું એના માં છે જ એવું તો એ સ્ત્રી એ નામનો જીવ છે. તે પ્રામાણીય રીતે બધાને લાગે છે પણ તન મન અને ધન ના વૈભવ વડે નઈ એને તો જીભના એક સ્ત્રી મન હરિ લીધું. હવે એ આપણા જાણતા હોતા નથી. દૂર મંદિર પર નયન ના ઝાડથી અજમાવી જીભના જાદુ અજમાવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીરપુરુષ બની. પણ સંગારમાં જઈ સ્વર્ગવાસી બદલે વીર પુરુષ બની નમૂનાને ગુરુ શાસ્ત્રને થયો હોય પણ જીભને વસ થાય છે માત્ર મનથી નહિ પણ જીભ વડે હસતો ગાય વિશેષ દાતણ કરી જોઈ ને તેનું કારણ પણ આ છે. ભેંશ નામની જીભને લીધે જ રહી ચુકી છે. એના પર થયેલ કરવા ને લીધે જ ઈશ્વર પણ ધગજ કરી શકે છે. તેમ બે દેશ ની જિલ્લો વિશિષ્ટ પ્રકાર ની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિ ની જેમ આશેદ પણ જુદી જુદી જાત ની હોય છે. કેટલીક હોય છે. વખતો વખત સાભણનાર કાનના ધુમીયા કરે છે કેટલીક જુદો વિનાની હેડીના પોતાને સાભણનારને ઉડાડી દે છે. કેટલીક સાંભળનાર ઉંચા મજમાં જ રચી પછી રહે છે. કેટલીક જીભો ત્રિમુખને જોય ને વાચાળ બને છે અને ત્યાં મુખ થઈને રહે છે. જીભો સમાજ ની પેટે અન્ય પ્રથા હોય છે. બીજાના જ મનના વિચારની વાહક બની છે. કેટલીક ભૂલો કામ કરે છે. કાતરનું કામ કરે છે. કેટલીક કેટલીક નો ખ્યાલ આપે છે. જીભને આપણે લુલી નું સ્થાન આપીયે છીએ પણ એ લુલી હશે તોય ઈશ્વર કૃપા. પામેલના પગ ને જેવી હશે જેથી ઓળંગી શકે તેવી સજેસ માન જે કઈ થાય છે છે સારું નરસું આનંદ શંકા આત્મશ્રદ્ધા ઠામજી ને કરેલ તંદુરસ્તી તે શરીર માટે પાડે જીભને લઈને જીભ પર અંકુશ રાખનાર શક્તિ મનુષ્યમાં છે પણ ખરી રીતે જોતા. શંકા હેઠળ એ દબાય જાય છે સમાજ ધર્મ અને કાયદાની રુહે તેઓ સ્ત્રીનો સામી છે પણ અંકુશ રીતનું સ્ત્રી નો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાંબામાં રહે છે. એની તંદુરસ્તી એની નીચે એમાં વિવેક એના તન એનું આખું જીવન એની જીભને આધારે જ તે વાંચ છે જીવન. મનુષ્ય એટલે જ જીભ મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર કર્યું પણ ત્યાં તો એને બહુ ઉતાવળ કરી એટલે પાછો યંત્ર ધરવાનો અને સાંજે અનુભવ નહિ રહે કહી શકે એવી કેટલીક શ્રદ્ધા એને કરી નથી. ચોકો મુકવાને બદલે કેટલીક મુશ્કેલ અને એમની જેમ મૂકી દીધી છે અને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રીતના કરી હોટ તો કેટલું સગવડ થાત પણ સિનેમા શ્રદ્ધામાં પ્રશિદ્ધઓ ને શ્રોતાઓ પોતાની જીભના વધારે પડતો ઉપયોગ કરી બીજા ને દખલ કરે છે. તેના બદલે તેની પોતાની જીભ બહાર પછી જ સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોય છે. નાટક સિનેમા અને સભા જેટલા જ વધારે તેમ જ આખો સખત બોલ બોલ કરી સંતાનને આપનાર વ્યક્તિને મળવા છતાંય જીભ અને મોમાં રહેતી પણ ઘી ચોપડીને કબાટ માં એમ ખાતરી કરીને નિર્ભય પણે આપણે મળવા જઈ શકતા નથી પોઈલ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે ભય અને કંકાસના પતંગ

બાળકના મોમાં કોઈ વૃદ્ધ જીભ આવતા તે અનુભવ લઈ વાણીના ઉદગાર કાઢી શકાય ગામનું રટણ કરનારી જીભ ઉતસકના મોમાં જઈને જીવ ને ભોજનારી જીભ બ્રાહ્મણ ના મુખમાં જઈ ચડી ને રામ અહીમની ધોડીની વ્યક્ત આપોઆપ સિદ્ધ કરે. હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનું સુજે તો ખોટું નઈ.

Hello Friends આજે હું તમને ખીચું હાંડવો અને ખાંડવી ની રેસીપી કઈસ જે બનાવમાં ખૂબ અજ સરસ અને Tasty છે

ઘણી વખત જમવામાં પણ તેનો ફરસાણ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છે તો ચાલો આપણે સૌ પ્રથમ ખીચું બનાવાની રેસીપી જોઇયે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

અને ત્યાર બાદ તેને જોઈ શકશો કે જીરૂ નો કલર સરસ દેખાશે અને પાણી સાથે ઉકરસે ત્યાર બાદ સ્વાદ અનુસાર તેમા આપણે મીઠું ઉમેરશુ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 જો તમે મરચાં ની paste add કરો તો તમારે પહેલા મરચાં ની paste બનવાની રેહશે હવે પાણી ને સરખી રીતે આપણે ઉકાળશુ ત્યાર પછી ઉકળેલા પાણી ને તેમા અજમો નાખશુ અથવા તો અજમો ના હોય તો તેની બદલે આપણે તેના સફેદ તલ ઉમેરીશુ જેથી કરીને સ્વાદ સરસ આવે હવે આપણે એમાં તલ એડ કરિયા પછી તેમા આપણે જો લસણ ખાતા હોય તો આપણે તેમા લસણ Add કરી શકશું નઇ તો જો લસણ ના ખાતા હોય તો આપણે લસણ ને skip પણ કરી શકશું અને જો લસણ નાખવું હોય તો લીલુ લસણ અથવા તો તમે લશન ની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો આ બધુ નાખીયા બાદ આપણે તેમા પાણી ની સરખી રીતે ઉકળવા દેસુ

પાપડી ખારો તેમા એડ કરીશુ જો તમારી પાસે પાપડી ખારો ના હોય તો તમે ખાવાનો સોદા પણ એડ કરી શકો છો પણ તો પાપડી ખારો નાખવા થી ખીચું ખૂબ જ સરસ ટેસ્ટિ બને છે તેથી આપણે પાપડી ખારો એડ કરીશુ અને જો ના હોય તો એની બદલે આપણે ખાવાનો સોદા પણ એડ કરી શકશું જો તમારી પાસે તે હોય તોહ તેજ ઉમેરજો આવે પાપડ ખારો સરખી રીતે મિક્સ થવા ડિયો હવે આપણે તેમા તાજી સરસ મજેની કોથમરી ઉમેરશુ આ બધુ ઉમેરી દીધા પછી આપણે ગેસ ની આચ ધીમી કરી નાખશુ હવે આપણે તેમા એક કપ ચોખા નો ઝીણો લોટ ઉમેરશુ હવે આપણે વેલણ ની મદદ થી આ લોટ ને પાણી મા મિક્સ કરશુ અને લોટ નાખ્યા બાદ તમને લાગસે કે પાણી વધારે છે પરંતુ જેમ જેમ મિક્સ થસે તેમ તેમ ઘાટું થવા લાગશે તેથી જો તમને એમ લાગે કે અજુ પાણી ઓછું છે તો તમે થોડુંક પાણી ગરમ કરીને એડ કરી શકશો ઠંડુ પાણી એડ નથી કરવાનું તેમા એટલે ગરમ પાણી કર્યા પછી તમે તેમા એડ કરી શકશો હવે મિક્સ થયા બાદ ત્યાં સુધી આપણે એક વેલણ થી મિક્સ કરશું જ્યા સુધી મિક્સ ના થાય ત્યાં સુધી આપણે વેલણ ને વેલણ થી ત્યાં હલાઈવા રાખશુ જો તમારું ખીચું કઠણ લાગતું હોય તો તમે એમા પાણી ઓછું એડ કરવાનુ અને જો ઢીલું.

તમારે વેલણ ની મદદ થી mix કરી દેવાનું રેહશે બે કે ત્રણ મિનિટ સુધી મિક્સ કરવાનું રેહશે હવે જોઈ શકશો કે લોટ સરસ રીતે પાકી ગયો છે કાચો નથી રેહયો ને ઈ આપણે જોઈ લેશુ જો તમારે લોટ ને ગરમ પાણી મા પકાવો ના હોય તો તમે અલગ થી સ્ટીમ મા પણ બાફી ને એડ કરી શકો છો હવે તમે જોઈ શકશો કે ખીચું સરસ રીતે બફાઈ ગયુ છે પાણી મા સરસ મિક્સ થઈ ગયુ છે અને કલર પણ જોરદાર થઈ ગયો છે બસ તો હવે આપણે તેને ગરમા ગરમ પીરસસુ હવે આપણે પીરસવા પીરસવાના સમય એ તેને એક બાઉલ મા લઈ લેશુ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 ત્યાર પછી આપણે તેની ઉપર મેથી નો મસાલો એડ કરશુ જો આપણી પાસે મેથી નો મસાલો ના હોય તો આપણે મરચાં ની ભૂકી સાથે થોડુક સંચર એડ કરીને પણ ખીચા ઉપર એડ કરી શકશું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

દેશ વિદેશ મા પ્રખિયાત છે તો હવે આપણે હાંડવો બનાવા માટે સૌ પ્રથમ આપણે પેહલા એનો લોટ બનાવો પડશે એના માટે આપણે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

અને એક ચૌઠાઈ અરદ ની દાળ તેમ આ ચાર દાળ મિક્સ કરી દેસુ હવે મિક્સર મા પીસ કરી દેસુ અને પીસી લેસુ હવે અરદ ની દાળ હાંડવામાં ચિકાસ લઈ આવે છે એટલે તે હાંડવા ને ક્રિસ્પિ બનાવે છે હવે આપણા હાંડવા નો લોટ તૈયાર થઈ ગયો છે હવે હાંડવા નો લોટ બનાવો ખૂબ સેહલો છે ઘરેજ આપણે બનાવી શકશું હવે હાંડવા ના તૈયાર થયેલા લોટ ને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 હવે આ હાંડવા ના લોટ ને તમે બે થી ત્રણ મહિના પણ સ્ટોરે કરી શકો છો અને પછી જ્યારે હાંડવો બનાવો હોય ત્યારે તમે તેને ફટાફટ બનાવી શકો છો હવે તૈયાર થયેલા લોટ મા બેટર બનવા નો છે આપણે અને એમાં આથો લઈ આવાનો છે હવે જે લોટ છે એને ઝડપ થી આથો આવી જાય તે માટે આપણે થોડુક તેમા મીઠું ઉમેરશુ અને અરધી ચમચી જેટલા મેથી ના દાણા ઉમેરી દેસુ હવે મીઠું અને મેથી ના દાણા ને મિક્સ કરી દેસુ હવે હાંડવા મા લોટ પ્રમાણ મુજબ આપણે તેમા ખાટી છાસ એડ કરી દેસુ તમે ખાટી છાસ ના બદલે દહી નો પણ ઉપયોગ કરી શકો છો

કે આપણે બેટર ને વધારે પાતળું નથી બનાવાનું એટલે હવે બરાબર બેટર કર્યા બાદ આપણે તેને પાંચ થી છ કલાક માટે ધાકી દેસુ અને કોઈ પણ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 ઓછા મા ઓછું પાંચ છ કલાક તો લાગશે જ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 આરામ થી બે દિવસ સુધી ફ્રીઝ મા રાખી ને સ્ટોર કરી શકો છો બે થી ત્રણ દિવસ સુધી હવે હાંડવો બનાવતા પેહલા તેની અંદર આપણે આદું મરચાં ની પેસ્ટ તૈયાર કરશું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 કેમ કે આપણે તેમા લાલ મરચાં નો ઉપયોગ નથી કરવાના એટલે આપણે લીલા મરચાં જ તીખાસ માટે જરૂરી છે તો ઇ મુજબ જ આપણે તીખા મરચાં લેવાના રહેશે તેથી તીખાસ માટે આપણને લીલા મરચાં નોજ ઉપયોગ કરશું તમે તમારા ટેસ્ટ મુજબ લીલા મરચાં નો વધારો ઘટાડો કરી શકો છો અવે ત્યાર બાદ અરધો કટકો આદું નો અને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 હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આના લીધે હવે આપણાં હાંડવા નો સ્વાદ સરસ લાગે છે હવે તૈયાર થયેલા હાંડવા માટે આપણે તેમા નાખવા માટે થોડુક વેજીટેબલસ નો ઉપયોગ કરશું જેમાં જો અર્ધા કપ જેટલી ખમણેલી દૂધી લઈશુ આપણે હાંડવા મા દૂધી એડ કરવા થી હાંડવો એક્દમ સોફ્ટ બને છે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 તો હાંડવામાં કાચું નઇ રે જો તમે એના કટકા કરશુ તો ઇ કાચું રહી શકે છે પણ જો તમે ખમણેલું દૂધી ને ગાજર નાખો તો વધારે સારું રેહશે પછી તેમા મોટી બે ચમચી જેટલા આપણે વટાણા એડ કરશુ અને બે મોટી ચમચી જેટલા મકાઇ ના દાણા એડ કરીશુ આપણે મકાઇ ના દાણા અને લીલા વટાણા ને પેહલા બોઈલ કરી લેશુ હવે ત્યાર પછી આપણે બે કપ જેટલી સુધારેલી પાલક બે કપ જેટલી મેથી અને બે કપ જેટલી કોથમીર ના પાન લઈ ને લોટ માં મિક્સ કરી દેસું એક સાથે એક સાથે આપણે થોડાક અધ કચરા સિંગ દાણા પણ તેમા નાખી દેસું જો તમારે મેથી પસંદ ના હોય તો તમે મેથી સ્કીપ પણ કરી શકો છો